મુગલ સૈનિકો અને માછીમારો અને તેની સામે સામેલ ગણાવર્ષ સુધી તેમના નેવળ બેજ ની રક્ષા કરી

મે હુ અત્યારે મા છુ

અને મારે થોડુક આ તમે તમારુ ભવી કઈ team મા હતા અને તમારો experience થોડો કેહજો ને

કે એ તમે કઈ team મા હતા શું છે અને તમારે હવે કઈ team મા જોડાવું છે અચ્છા છે આપળે central team ની વાત કરો હા central team ની હા તો જો હું હે ને ભૂતકાળ મા logistics મા હતો ભવિષ્યકાળ મા logistics મા છુ અને ભૂત અને આગળ logistics મા રહુ

તમે તમારે job logistics તમારી મેળો છો તો અત્યારે તમને જે logistics તમારો experience એ તમને શું કામ મા આવશે હમ એ ભી હર્ખુ જ હોય ને કામ મા જ આવે ને પણ શું કામ માં આવશે એ એમ અત્યાર નું logistics આપડો center મા કેવું છે કે વસ્તુ લિયો અને વસ્તુ ગોથો સસ્તી ગોઠો બરાબર છે હવે ત્યાં logistics અયીયા શું હશે કે તમને company એમ આપે કે આ મારુ product છે અને તમારે એ ને આ ચે છે આ country મા પહુચાડવાનું છે હમ તો શું કરશો

આ હે ને experience અને skill gain કરવાની છે મારે આમાથી

તો હવે અત્યારે તો તમને આ અત્યારે શું છે કે કોઈ ભી એક post બે ભરાઈ ગયી છે અને આ વખતે logistics તો નહી મેળ આવે

વાલા લુ ના એ તમારે નથી નથી કરવાનુ થોડુક language હે ને તમારા માપ મા લઇ ને બોલો એ તમે કેમ અને દાત શુ કામ કાળો છો હું તારી જોડે આપડા આપળે એવું ચાલુ છે અત્યારે હુ recording કરી રહ્યુ છું તમને વરી પકડયી જશો

પછી વરી બોનાની પેસા નહી મોકલે હમાર ધંધા મા આવે તો હવે તો આપળે logistics ઉપર આવી જયીસ main topic ઉપર તમને તો હું આપળે થોડુક આવી જયીયે બરોબર હવે જો logistics મા તમને એમ કીધુ હોય કે decoration ની આ વસ્તુ લાવાની છે તો પછી તમે પેહલા સૌ થી પેહલા શું કરશો અમે સૌથી પેહલા bike લઇ ને જશુ વસ્તુ લઇ ને પાછા આવીશુ હા એમ નહી પર તમને એમ કીધુ કે ભાઈ આપળે આ શું હે decoration મા આવુ ટોપલી આપળે જોયીશુ વાસ વાડી

તો તમે પેહલા કોનો contact કરશો કે શુ કરશો પેહલા એ હુ કરુ નો contact મારે હા પછી bike લઇ ને લઇ ને આવતો રહેશુ પણ stationary ટોપલો થોડી મળશે

હમ હમ હમ ખડી વળી જોવો

આ તો આતો મલવાનુ હુ આલે અશુ છે એનુ હ કઈ વાંધો નહી હા હવે પછી આપળે જ્યીયે એ મળે એનુ મનેજ ખબર કયું

હા હા હા એમાં કેટલા સ્ટીક આવે છે

હા

ભાવ એશી રુપયા અને મોટી ને મોટી ને એક સૌ દહ રુપયા હા હા તો હવે તમને એક સૌ દસ રુપયા છે બરોબર હવે તમને એમ કીધું હોય કે દસ આ નાની ને દસ મોટી લાવ તો તમે એમની પાસે થી minimum કેટલી ઓછા કર શકો ઓછા ઓછા તમને ના કેહ્વાનુ સાહેબ હા હા એટલે means કરાય તો શકો ને તમે તો એટલા capable છો ને હા હા એ તો મારે કરવુ હે મારુ જોવુ પડસે ને હા પછી આપળે બે કરવાના છો તો બે શું આપસો તમે

હા તો એનુ list ગોઠવણી process મા એવુ હોય છે કે તમે ગૂગલ મેપ ખોલ્લસો ને એમા લખજો printing near me એટલે હે ને ચાર પાંચ તમને location દેખાડશે પણ એ તો બધુ મોન્ગુ

બીજુ કોઈ કેહ જાણુ ગઈ બોલો

તમાર ખાલી કેહ્વાનું છે કેટલી quantity બાકી બધુ મારી ઉપર મૂકી દો

અને મુખ્ય અમુક છુટ્ટા કરી નાખજો થઇ જ્યુ

બીજુ બીજુ તો હવે એમાં કશુ તો હવે અને તમારે તમે જે વસ્તુ લાવ એમા તમારે advance કેટલા જોયીયે તારો advance નહી તો પણ ચાલે

હવ ધનો રૂપયો હે કરોડો બીજુ બોલો હમમ રોજ બે કરોડ આપળે

તમારે logistics અમે જુવો તમે logistics મા છો તો તમે શુ છે કે તમારી પાસે vehicle ને એવું કાયિક હોવું જોયીયે તો તમે એની માટે કાયિક સુવિધા કરી શકો હા હા હા અમારે ખબર હે કેવું થયું એનો ભાવ વધતા રેહ દર વર્ષે એના જે ભાવ વધે

આપે તમાં બધા શુ કરવા આવો છો તમાર ગાડી ઘોડી નથી આપે અમે અમે ભાહર જીયા હોય હા અને તમારી પાસે કયી ના હોય તો

હમમ

હું કહો એટલે તમારી ખાલી problem કહો

કાય નથી પણ logistics છે ને એટલે થોડુક આપળે એઈ પણ ધ્યાન રાખવુ પડે કે કોલેજ મા કોઈ discipline નો એનો ભંગ ના કરે કારણ કે શું છે કે central આ ડી એમ છ એને એ જેના હાથ મા power છે તો તને થોડુ ઈ maintain રાખજો હા અરે આપળી કોલેજ મા આયને તો બધા કરવા વાળુ એક જેવા એના આપળે કાળી નાખ્યે ન team મા થી એટલે બધું ready થઇ જાય હા તો કઈ વાંધો નહી તો એવુજ કરશુ આપળે પેહલા team મા

શું કરી એટલુ નોકરીએ કાયિક central advisor એનું પોતાનુ ગાડી હકે

આવી બધું કરવુ આવડવું જોયીયે તો જ ગણાય એક વસ્તુ કરી ને શું વાગ આવે હારુ હારુ phone મુકો તો તમાર થી કઈ નહી થાય હાલો તાતા